કેળાં ની ખેતી થાય છે ગુજરાત માં મોટાભાગ કેળાંનું વાવેતર tesu Culture ઉછરેલા છોડ દ્વારા થાય છે કેળાં ના વાવેતર અને ઉત્પાદન ની દ્રષ્ટિ એ ખેડા જિલ્લો ગુજરાત માં પ્રથમ સ્થાને છે તમાકુના પાક માટે લોયસ પ્રકાર ની જમીન કેસર જમીન નો ઉપયોગ થાય છે ખેડા જિલ્લા નો ચરોતર પ્રદેશ ગુજરાત ના તમાકુના વાવેતર માટે જાણીતું છે જે કારણોસર ચરોતર પ્રદેશ ને સોનેરી પાંદડાની ભૂમિ તરીકે પણ ઓળખવા માં આવે છે તમાકુ ના વાવેતર માં ગુજરાત ભારત માં બીજા સ્થાને છે અને આંધ્ર પ્રદેશ ભારતમાં પ્રથમ સ્થાને છે હવે આગળ વધીએ અને વાત કરીએ પંચમહાલ જિલ્લા ની તો પંચમહાલ જિલ્લો મકાઇ ના વાવેતર માટે જાણીતું છે હવે જો મકાઈની વાત કરું તો ગુજરાત માં મુખત્વે જંગલો સાફ કરી ખેતી હેઠળ લાવવામાં આવેલી જમીનમાં મકાઇ ની ખેતી સારા પ્રમાણ માં થાય છે આવા વિસ્તારને કંપાટ કહે છે ગુજરાત માં મકાઇ ખેતી મુખ્યત્વે આદિવાસીઓ દ્વારા થાય છે હવે આગળ વધીએ અને વાત કરીએ દાહોદની તો દાહોદમાં સોયાબીન અને ચણાની ખેતી સારા પ્રમાણમાં થાય છે આગળ વધી અને વાત કરીએ વડોદરાની તો વડોદરામાં અડદ ની ખેતી સારા પ્રમાણમાં થાય છે હવે આગળ વધી અને વાત કરીએ સુરતની તો સુરતમાં જુવાર નું ઉત્પાદન અને શેરડી સારા પ્રમાણમાં થાય છે

ખાંડ ઉદ્યોગ ખેતી ઉપર આધારિત સૌથી મોટો ઉદ્યોગ છે હવે આગળ વધી અને વાત કરીએ ડાંગ જિલ્લાની તો ડાંગ જિલ્લામાં રાગીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે અને છેલ્લે વાત કરી એ વલસાડ જિલ્લા ની તો વલસાડ જિલ્લામાં હાફૂસ કેરી અને ચીકુ નું ઉત્પાદન સારા પ્રમાણ માં થાય છે, જો ચીકુની વાત કરું તો ચીકુના ઉત્પાદન માં વલસાડ

મને લઈ આવીયો છે બેટા અહીંયા બધી જ બારી ઓ હંમેશા બંધ રખાય અનેઆગળ બારણે તાળું હંમેશા હોય અને તેને કરવા માટે રંગોળી હોય લક્ષ્મી ક્યારે પધારે બેટા ત્યાં તેની હવા ગોળ ગોળ ફરીથી હોય ત્યાં લક્ષ્મી જી પધારે અરે તે તો બેટા

ત્રણ દિવસ નું વાસી ખાવાનું આરોપી છે છતાં હું ખાવા રાજી છું બેટા અને તારી રીતે ટેકા ને પાડેલા જોય ને મજબૂત તારી અને અન્ય પુરુષો ને હાથ પકડે તો અન્ય પુરુષો ની પત્ની નો હાથ પકદે ત્યારે ઉભા થઈ જાય છે મારા લૂગડાં હું રાજી છું બેટા ખરેખર રાજી છું એવું રાખજે તું તેના કારણે પડી ગયો સારું થયું સારું અને મને લઈ આવીયો તારું સાલ અને બધું જ જોવા હવા માંથી હવાય જહાજ થી ગઈ કાલ ની રસોઈ ની વાત હવા માં ગોળ ગોળ ફરતા બેટા રસોઈ તો રોજ રોજ કરવાની બાબત છે માત્ર રવિવારે કરવાનું કામ નથી એટલે બેટા રસોઈ માં ધમધમાટ માજા નું હળદર અને લીલી કોથમરી અને ગરમ તેલ ના રાય ના કટકા આવે છે બધી નારી ઓ મને કેવું કે કોઈ વ્યક્તિ નો સાંભળી ને સવારે company રાત્રે વળતા પવન નો રણ માં અને પવન ના સુસવાટા દય અને બધી ડાલી નો અને મને પછી સૂય્ર અને હવા તરફ અને નાખી દે એવું બધું બંધ થઈ તો નહિ ઓ જગત નો થઈ ઓગણીસો ચાલીશ માં થયો હતો. અદ્યત અને ઉછાળે જબલ પુરમાં થયો જબલ પુલ થયા અગિયાર થયા જાતા નથી એના થી સારા અને તમામ મુંજાતા નથી આવે છે અને જાય છે તે કહે છે સમય સમય ની વાત છે. આજે અનેક સંપત્તિ આ બધી મોહમાયા છે એમાં કય પડવું નો જોયે. માયા માં પડવું નહિ પડવું એક જ વાર અહેવાલ એવું છે હોય તો પડતા કદી પછી કયા અમારે તો science કાય લેવા દેવા નય અમારે તો હિંમત રાખવાની જરૂર પડે છે. આપડા રાષ્ટ્ર માં ગાંધીરાષ્ટ્ર ના અધયક તરીકે મેળવું હતું. વર્ષ નિમિતે london ભારતીયોનું ખામી અને હરિજન અને આજે કામ કરવું આજે અચાનક નારાયણ આવિયા હતા તેમને national તે જાણતા હતા કે બધા ની સાથે ભણવાનું નોતું. તે માનતા કોઈ બોલવા તો જ બોલવું તેની ઓળખાણ કરાવી એમાં તેમનો પોશાક વિચિત્ર હતો ઉપર ચોળાય જેવી કંઠ લીધેલો હતો બોલ વિનાનું માથું તેમની બાઈ લાંબી હતી. ચાલુપર ધીરે હતા હાથ ચાલુ કરો કદાચ લોકો વચ્ચે વિચિત લગતા હતા મળી સકતા હતા આત્મ કથા વચ્ચે છે. તેને હસી ને જવાબ અપિયો કેમ છે. ત્યારેમે કીધું મારે english શીખવું છે તો મને શીખવાડતો તો એને મને જવાબ અપિયો તો એ જોય રાજી થાય. હું સાથે આવીશ મારે અને હું આવી અનેવાચ્ચે હું અમુક વાર અમારા વચ્ચે ભાઈ ને બધાય તે આવિયા હતા આપડે કેટલાય મારા આગળ દેખાય તેવા ના હતા તેમનું વર્તણુક એવું હતું.

હું તો બંગાળી આવડે હું તો બંગાળી માં પડ્યો છું ગુજરાતી પંજાબ ને અપીયું છે આથી ભરતી માતા આપવાના છે ત્યારેકેવામાં આવશે મારેપાચી બીજા ને આગળ વધારે ત્યાર થી મરાઠી જાણવું હિન્દી જાણવું english જાણવું લાગે મારે તો ત્યારે તો અમે સીખીયા વિના હું પાછો જાવ છું પણ તમારા પાસે એટલા બધા મારે ક્યાં તમારી સાથે મારે ખાવું કેટલું ને તેડવું કેટલું મારા માંથી કય મળે છે. અને દરોજ અમારા વચ્ચે અમે રોજ મળતા અમારા વચ્ચે બોવ સારું હતું. આ સમય બોવ સારો હતો. એમાં આપણું હંમેશા દેવાં આ આવતું દિન થી ઉઠેલા હવે આ અમારા નથી અને થી જલ્દી english ચાર પાંચ કરવું અને એમાં તમને એકદમ આનંદ થશે તેવાવાક્ય બની જાય તો અપડે light આગલી દેખાય એટલું અપડે સરખું દેખાવા માટે અપડે light ચાલુ કરવી પડે

અને engish ભાષા જાણતા લાભુ બેન ના હતા. તે ઘણા સમય થી તેને mumbai જાણવાની માજા આવતી હતી અને ચા પીવા ની માજા આવતી હતી અને ચા નો સ્વાદ એકદમ

મહારાજ પીરસી રહ્યા હતા પણ પાછા રસોડામાં ગયા, ઘીની વાડકી લઈ આવ્યા અને કાંઈ પણ જરૃર વિના મને બે ચમચા અને રેવાશંકરને બે ચમચા ઘી પીરસ્યું.

એ પંડયા. એમનો જીવ જરીક જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અરધા ભાર ઓછા લોટાનું લહાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે ભલેને અહીં નોકર હોઈએ, પણ નાતમાં સૌ સરખા. એમ કોઈની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચોવચ સંભળાવી દઈએ. હું તો શેઠ હોય તોય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા, નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી માંગી માગી ખાતાં કાંઈ ઓછી શરમ લાગવાની હતી. કેમ હેં? મહારાજને વાતના ટેકાની જરૃર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો આ પંડયા તમારી નાતના છે? હા, સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણાય. એ તો કન્યા કોઈ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યા. મારી ભાણેજનો આ સગે હાથે ચાંદલો કર્યો છે. પણ મારાં લગ્ન માટે એણે બે વેણેય કોઈને કહ્યાં નથી. મેં રેવાશંકર સામું જોઈને કહ્યું બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે! એમને જક્ષણીની વાત કહું? રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠયા જક્ષણી કોણ? મેં કહ્યું મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત્ મહામાયા જોઈ લો. રાતે અંધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જે માનતા માનીએ તે ફળે એવાં છે! ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓને! મેં કહ્યું અરે! અરે! એ શું બોલ્યા! એ તો કોઈને મળતાં જ નથી. બસ દિવસ આખો ઘરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે! અને આપણા લોકો માગે, તે અક્કલ વિનાનું માગે, નસીબમાં ન હોય એવું માગે. એક બાઈના નસીબમાં છોકરો નહિ ને માગ્યો તે આંધળો છોકરો આપ્યો, બોલો! હું બોલતો હતો તે દરમિયાન મહારાજના મુખ ઉપર હર્ષ, ઉદ્વેગ વગેરેની રેખાઓ આવી આવીને ઊડી જતી હતી. છેલ્લું વાક્ય સાંભળી મહારાજનો જીવ કાંઈક હેઠો બેઠો અને બોલ્યા પણ મારા નસીબમાં તો છે. મારું સગપણ તો ભટને ત્યાં થઈ ગયું છે, પણ કન્યા જરા નાની છે પણ રૃપાળી બહુ છે! નાની છે પણ મૂઈ અત્યારથી બધુંય સમજે છે. હું જાઉં તો કહેશે મારા સારુ શું લાવ્યા? અને પાણી મંગાવું તો ધમ ધમ કરતી લાજ કાઢીને ચાલે! છેલ્લાં વાક્યો બોલતાં મહારાજના હૃદયનો રસ મુખમાં આવતો હતો અને દર ક્ષણે તેના શીકરો ઊડવાની ભીતિ રહેતી હતી. મેં શાક માગ્યું. મહારાજ ઝપાટાબંધ ઊઠી શાક લઈ આવ્યા મને અને રેવાશંકરને બંનેને પીરસ્યું. શાક અને ઘી મહારાજની પ્રસન્નતાનાં ખાસ ચિહ્નો છે. મેં કહ્યું ત્યારે તો તમારે જક્ષણી માતાનું કાંઈ કામ નથી. મહારાજ ઊંડા વિચારમાં પડી બોલ્યા તમે વૈદું જાણો છો? મેં નાં પડી હું મહેતા ડેપ્યુટી સાહેબને ત્યાં નોકર હતો. એ નવી બાયડી પરણ્યા હતા. તેને રાંધતાં નહોતું આવડતું તે મને રાખેલો. મારા ઉપર ભાઈ, પૂરેપૂરો વિશ્વાસ નાની બૈરીના ધણીને નોકરની પસંદગીમાં જે દીર્ધદૃષ્ટિ અને ઝીણવટ રાખવી પડે છે તેને માટે આ અજ્ઞાાત ડેપ્યુટી તરફ મને ઘણું માન થયું

હું એક વાર સાંભળું તો ભૂલું નહિ. મેંય ખવરાવવા માંડયું છે, પણ હજી ઊંચી નથી થઈ. ઓંમ કાઠું કર્યું છે. પણ હજી દીઠે નીચી લાગે. મેં કહ્યું ત્યારે બીજી બાયડી જોઈએ છે? ના, ના. બીજી આવી ન મળે. જક્ષણી માતાને કહીને મોટી થાય એમ કરો. અને મારે ઘેર બૈરી સુખી થાય હોં. જુઓ કશું કામ છે? રાંધું પણ હું, એને દાળચોખા વીણવા પડે, અને હું રસોઈયો ખરો, પણ બાર વાગે છુટ્ટો. ગામમાં નીકળું તો મને કોઈ રસોઈયો ન જાણે. હજામત તો હેરકટીંગ માં જ કરાવવાનો, આઠ આના, તો લે આઠ આના. ને માથામાં તેલ, અત્તર.

જક્ષણી માતાનાં દર્શન કરવા આવું? મેં જવાબ આપ્યૉ ના, એમ તો નહિ. એ તો હું ન હોઉં ને તમે જાઓ તો કૂતરી થઈને વળગે. તમે એમને માટે રોજ ખાવાનું મોકલતા જાઓ. એવુ કરો અત્યારે મહારાજ ખુશ થઈ ગયા. હું જમી રહ્યો. મહારાજે તરત જ ભાણું તૈયાર કરી મને ખબર આપી.

ઘી પણ જરાક જ. હું પૈસા આપીશ. એ મફત ખાતાં નથી. પણ વખતસર કરવું. મહારાજ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અને બીજા દિવસથી મોતીનું કામ ચાલી ગયુ.

ટેબલ ઉપર પણ ધૂળ અને કાગળ-દાબણિયા નીચે મેં મૂકેલી ચિઠ્ઠી તે એમની એમ! આ પુરુષો તે ભગવાને કેવા ઘડયા હશે! મેં બધું વાળીને સાફ કર્યું. ટેબલ પર જોયું

મને થયું કે કદાચ એ આવ્યા હશે. સાલ્લાનો છેડો ગળા ફરતો લઈ એમ ને એમ જઈ ઉઘાડયું. આ કોણ? એક ઘણો જ કદરૃપો માણસ, કાળો કોટ પહેરેલો, તાજા વાળ કપાવી હજામત કરાવેલો, વાળમાં ખૂબ તેલ અને પોમેડ, ઉપર તેલથી રીઢી થઈ ગયેલી કોરવાળી કાળી ફેલ્ટની ટોપી, પાતળી ચીપી ચીપીને પાટલી વાળેલી મિલની ધોતલી, હાથમાં દાતણ, અને આવીને મને પગે પડવા લાગ્યો. હું તો દુર ખસી ગઈ. મેં કહ્યું અલ્યા કોણ છે? શા માટે આવ્યો છે? જક્ષણી માતા! ખમા કરો, સેવકના ઉપર મહેર કરો મેં કહ્યું, પણ હું જક્ષણી કે દાડાની? તે બોલ્યો માં હંમેશ નીકળતો, પણ ઘર બહારથી બંધ, આજ જ તાળું નથી, એટલે વળી દરશન કરવા આવ્યો છું. મારા મનના મનોરથ એક વાર તો પાર પાડો. તમે કહેશો એ માનતા માનીશ. ભાઈ, તને કોઈએ ભરમાવ્યો છે. હું જક્ષણી નથી. તેમ કહી મેં કમાડ બંધ કરવા માંડયું તો એ વળી અંદર આવવા લાગ્યો અને કહે માતાજી, આજ દિવસ સુધી તમને ખાવાનું મોકલ્યું, તે સામું તો જુઓ! આ વાક્હુંય ચિડાઈ ગઈ. વળી તું ખાવાનું મોકલનાર કોણ? જાય છે કે નહિ કે આ ધોકાણું લગાવું? અને અંદરથી મોતી ઘૂરકી. મેં લગાવ્યું જ હોત પણ તેની દીન મુદ્રા જોઈ પાછું મૂક્યું. તે વળી બક્યો માતાજી, મારા નસીબમાં બૈરી છે. મારે હવે નવી નથી જોઈતી. તે ઝટ મોટી થાય એટલું કરો. હવે મારા ગુસ્સાનો પાર ન રહ્યો. મેં હાથમાં ધોકાણું લીધું. હરામખોર. કહી મારવા જતી હતી ત્યાંજ ચંડી, કોપ ન કરો. કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી

બસ મજામાં છુ.

તમે તો બઉ મોટા થઈ ગયા યાર યાદ ભી નઈ કરતા. હો મોટા તો થઇ ગયા છો પણ યાદ તો કેવી વસ્તુ ઓય timing હાલ ખબર હ ન કેવું ચાલ કો free હોતું નહિ. હા સાચી વાત હ તમાર લોકોન job ન બધું ચાલું એટલે time નાં હોય પણ હું શું કું આપડે થોડો time નીકાળ આપડે લોકો મળીએ કારણ કે આપએ ખાસા time મળ્યા નથી. અન મન બઉ miss કરૂ આ શું કરે તું હાલ ઘરે જ છે? હમ હાલ તો ઘરે જ છુ યાર એટલે વધારે યાદ આવે આમ તો બીજું સુ job ને બધું ચાલુ હોય ન તો યાદ ના આવે એટલી બધી. પેલા આપડે મળતા college ના time એ ને આ બધું ભણતરને જ કર્યું ના સાચી વાત હ job તારી પતિ જઈ?

થોડો time break લઈ લઉં હવે એક દોઢ મહિનો પછી ચાલુ કરીશું. બરાબર હ થોડો break લેવો જરૂરી હ. કોઈ પણ વસ્તુના એક જ વાર વસ્તુ લગાડ્યા કરવામાં આવ ઈ મજા નઈ આવ થોડુક પોતાના માટે mantaly break ક થોડું શાંતિ જરૂરી હ life ના અંદર. emostionally mantaly physicaly જે રીતે થોડો level જોઈએ તો જ આમ તમે આમ fresh થઇ શકો ને કોઈ બીજું job માં નતુ સારું તમારું work આપી શકો ને ને આમ બી master degree ચાલુ ને તો અની બી exam ને બધું આવતું અટેલે મેં કીધું AT બેટિ આવે ના તળે સારું કે

બરાબર હ right હે right હે તેમજ phone કર્યો તો તે movie જોવા જવાનું વિચાર કર્યો તો એટલે કીધું લાય ફોન કરવા દે movie નો movie કર્યો હો એમ પણ તું હાલ જ બોલી કે મોટા માણસો યાદ નહીં કરતા એટલે આજે તને યાદ કરી લીધી

હા હા મને એવું હતું જ મેં કીધું અત્યારે પેલું નવું movie આવ્યું ને શ્રદ્ધા કપૂર વાળુ

આ થોડુંક comedy થોડું entertainment થોડું fighting મજા આવે નઈ?

હા હમણાં વચ્ચે આયા ને હમણાં હાલ તો new માં ચાલે વંશ ચાલે વંશ કરીને મેં જોવું જોવું કરીને પણ જોવા જવાયું નહીં અંશ જોયું એના પહેલા પઠાણ આવ્યું હતું પછી એમાં પણ કઈ timing એક જ ના થયો તો પછી એ પણ movie દેખવા ના જવાય મારાથી પઠાણ જોવા જવાનું હતું પણ પછી Family માં બધા કહેતા હતા જઈએ જઈએ છીએ પછી કંઈ set ના થયું પછી મેં કીધું કંઈ વાંધો નહીં. બધા friends ને કીધું હતું પણ બધા એટલા busy છે ને પોત પોતાની pesnol life માં એટલે time નહીં મળતો. કીધું આ વખતે તો જાવું જ છે movie જોવા બધાને call કરીને કહું અને તારો સામેથી call આયો.

Movie નો plane ક્યારનો કરીએ જ છીએ પણ કઈ setup થતું નહીં તે કીધું લાઈ તને ફોન કરું બહુ time થઈ ગયો કેટલા દિવસથી આપણે ક્યાંય બહાર ક્યાં નહીં કોઈ જગ્યાએ ફર્યા નહીં અને બહુ બધા movie આવ્યા બહુ સારા સારા movie આવ્યા અને દેખવા નઈ જવાતું અન કોકના ભરોસે રહીએ છીએ ને કોઈ આવે ન ના આવે એમાં આપણે આપણું time west કરી દઈએ મજા નહીં લઈ શકતા આપણે પોતા માટે

બહારથી ત્રણ કે હા બાર થી ત્રણ બપોરે અને એવું હોય ને તો બધા late ઉઠતા હોય એવું કંઈ હોય આપણા જેવા late ઉઠવા વાળા બી હોય તારા જેવા તારા જેવા બી હો તો પછી આપણે એવું કરીએ કે ત્રણ થી છ માં રાખીએ ને તો બી ચાલે તો પછી શું રાત્રે બહાર જમીન પછી રાત્રે late દસ અગિયાર વાગ્યા સુધી આવી જાઓ ઘરે તો વાંધો ના આવે હા ત્રણ થી છ પણ ચાલે અને Normally ત્રણ થી છ માં કરીએ તો પછી સાંજના time કંઈક નાસ્તો બસ્તો કરીને અવાય કેમ છ થી નવ માં જઈએ તો પછી ફટાફટ અગિયાર વાગે જેવું ઘરે જવું પડે Time તો મારો કોઈ પણ adjust થાય બધાને time એક જ થાય એમ જઈએ એમ બીજું કંઈ નહીં. હા એટલે આપણે એક કામ કરશું ફોન કર દઈશું નહિ તો group માં છે ને group માં group કરી દઈશું જેને આવું છે એ આવશે જો કોઈની આવે તો આપણે બંને તો જઈશું જ બધા ગયા જેને જે કરવું હોય એ કરે આપણે તો જઈશું

ના આપણે બધા કહી દઈશું આપણે ભૂમિકા અને બધાને કે આપણે જેને પણ આવવું હોય એ આવી જાય એ જ ને message કરી દઈ હું call બી કરી દઈશું પછી વારંવારે ઘડી ઘડી કહેવું નહીં ગમતું કે તમે આવો આવો અહીંયા તે અને કેટલી વાર થાય

કોઈને કહેતી નહીં જેને આવું હોય આવું ના હોય તો કાંઇ નહી નાના છોકરા થોડી હોય તો કે બધાને સમજાવી કરવાનુ હા સાચી વાત હે બોલ બીજું તારે શાંતિ ઘરે બધા મજામાં? બસ એકદમ બધા મજામાં છે બધું સારું હે બસ આ કામ કરતી હતી ચાર વાગે meeting ચાલુ થવાની મારે

આ અમારે એવું હોય day shift night shift કોઈ એક week ના અંદરમાં એક shift હોય regular એક week shift ચાલે કોઈપણ time એ shift હોય એક week ની કાં તો છ થી બારની

તો તો પછી કામ કરે જવાનુ

કોઈ આપે એનો મતલબ એમ કે જે મારી shift હોય ને night ની કે day ની એ રીતે બધાને અલગ અલગ દિવસની shift હોય બરાબર જાણે કે બીજું કોઈ માણસ હોય તો એ મારી shift લઈ લે કે હા ચાલ હું તારી shift કરીશ એક દિવસ તું મારી shift કરી લે એ મારી shift કરી લે એની shift હું કરી લઉં તો જે time એ મારે જરૂરત હોય એ time મારું adjust થઈ જાય time એ સવારની shift લવ તો સાંજ નો time એક જ થઈ જાય અને સાંજના time ના અંદર મારી shift માં એ કરી લે

એક જ થઈ જાય બધી વસ્તુ તો પણ એવું કે બધી વખતે એવું નથી થતું કે એને કંઈ કામ હોય એ free હોય ના હોય આ બધું નહીં થતું adjust

સાચી વાત એના માટે bonding હોવું જોઈએ કે કોઈ આમ સામેવાળાને બીજું કંઈ કામ હોય આપણે પણ કંઈ કામ હોય adjust થાય તો નઈ તો એવું તો અમુક company ઓમાં આપણા employee સારા અમુક company માં આપણા employee સારા ભી ના મળે આપણા જે કોઈ friends હોય એટલે બધી રીતે જોવું પડે સાચી વાત પણ તાર તો પાછું કેવું થયું છે કે આખી shift એવી રીતે લેવી જ પડે નહિતો બેયમાં job કરો પછી એવી રીતના shift બીજા દિવસે ના કરવી હોય તો એના એ જ rutine night માં થઈ જાય ચોવીસકલાક હા આમ તો સારું છે પણ એમ કેવું કે જો હાલ આ movie નો plane બનાવે બરાબર એટલા માટે બનાયો કે day shift છે ને એક time એ તો આપણે time એ movie જોવા જઈ શકિયે. મારે પતી જાય ને તો એટલે એ રીતનો plan બનાવીને તો શું enjoy પણ થઈ જાય job પણ થઈ જાય થોડું mentally આપણે free પણ રહીએ અને થોડી મજા પણ આવે બાર બાર ફરે કેમકે હર વખતે ઘરનું કામ અને જવાબ ને એમાં થોડોક તો આપણો ખુદ નો time જરૂરી હૈ બરાબર અને એમ પણ આપણે બહુ time થી મળ્યા નહિ બધા તો મને એવું લાગ્યું કે લાય તારી જોડે share કરું બહુ બધા movie જતા રહ્યા સારા સારા એકેય movie જોવા મળ્યું નહીં તો આપણે જોતા આઈયે મજા આવે હમ movie movie ક્યારના ક્યારના જવાતું નહીં.

જોવા જવાની ઈચ્છા તો છે જ ગમે તે થાય કોઈ આવે કે ના આવે મારે વિશ્વાસ છે તું આવશે મજા આવશે શાંતિથી આપણે બંને જણા movie જોઈશું નાસ્તો કરશું ફુલ મોજ કરીને આવશું. ફોટા બોટા પડાવશો શું કહેવું

જમવાનુ એટલે ઘરે જમવાનું તારે મમ્મીને ફોન કરીને ના પાડી દેજે કે સાંજે ઘરે જમવાનું ના પાડી દેજે આપણે બહાર જમીને આવીશું શાંતિથી ઓ તારા માટે

મને ખબર છે કે તારા favorite saven chizzy પણ આપી નોંધ ના ક્યાં છે એમ બી નજીક જ છે ત્યાંથી થોડા દૂર નીકળી અને બે ત્રણ વધ જેટલું એટલે direct આવી જાય તો ત્યાં આગળ નાસ્તો બાસ્તો કરીન photos બોતોસ પડાઈન ત્યાં જ બેસીને પછી ઘરે જઈશું તું મને ઘરેથી pikup કરી લેજે બરાબર

બરાબર તો મને call કરજે તો હું શું બાર મારો ભાઈ મને બહાર સુધી મૂકવા આવી જશે. પછી એવું હોય ને તો છ વાગ્યાની આપણે online booking કરાવી દઈએ તો તું જોઈ લઈશ કે હું જોઈ લઉં? કોઈ પણ જોઈ લઈશું આપણે જવાનું હશે ને એ દિવસે જ જોઈ લઈશું સવારના time એ જ કા તો બીજ દિવસે જોઈ લેશું. મેં કદી આવી રીતે કરાવ્યું નથી હવે પરમ દિવસે જ છે sunday તો એટલે કાલે તું જોઈ લેજે હું પણ જોઈ લઈશ બરોબર અને વચ્ચે વાળી sit હોય તો વચ્ચે વાળી sit લેજે ને couple તો હોય નહીં એટલે આપણે corner sit લે આના સાચી વાત વચ્ચે વાળી sit માં જ મજા આવે આમ વચ્ચે વચ પડદો હોય અને આ હા હા હા રાડો પાડવાની શું કહેવું વચ્ચે આપણે movie જોવા ગયા હતા ખબર હૈ કેટલી રાડો પાડી હતી? જોરદાર